અને પાણીનો ઉપયોગથી કાર્યક્ષમતા માટે સુધારો થઇ શકે છે. ભારતનો હજાર yield monitor, yield monitor real time માં લણાયેલી પાકની માત્રાને વર્ષ જૂનો કૃષિ ઇતિહાસ છે, અને આ ક્ષેત્ર હજુ પણ

ઓછી ઉત્પાદનના, નબળી infrastructure, આબોહવા અને પરિવર્તનનો સમાવેશ થાય છે, વર્ષોથી ભારત સરકારે કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ નીતિઓના પહેલો અમલમાં મૂકી છે, આ નિબંધમાં અમે તાજેતરમાં વર્ષમાં ભારત કૃષિ વિભાગમાં થયેલા કેટલાક નોંધપાત્ર વિકાસની ચર્ચા કરીશું. પહેલા તો, રાષ્ટ્રીય કૃષિ નીતિ બે હજારમાં ભારત સરકારે રાષ્ટ્રીય કૃષિ નીતિની જાહેરાત કરી હતી, જેનો હેતુ ખાદ્ય સુરક્ષા સુનિક્ષિત કરવી, ગરીબી ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવો હતો, નીતિએ ટકાવ કૃષિને જરૂરિયાતને માન્યતા આપી હતી, જેમાં સુધારેલી તકનીકો, વિસ્તરણ, સેવાઓ અને માળખાકીય વિકાસનો ઉપયોગ દ્વારા કૃષિ ઉત્પાદનના વધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, NAP એ સિંચાઇ સુવિધાઓને જરૂરિયાત પર ભાર મુક્યો હતો,

ખાતર જેવા ગુણવાતક નો પુરવઠો વધારે અને ખેડૂતોને વ્યાજબી ભાવ સુનિષ્ટિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માં આવ્યું હતું, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, બે હજાર સાત ભારત સરકારે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના શરુ કરી, જેનો હેતુ દેશમાં કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો, આ કાર્યક્રમ વિવિધ કૃષિ પ્રવુતિઓ માટે રાજ્ય સરકારોને નાણાકીય સહાય પુરી પાડી છે, જેમાં insta structure સુધારવા, ધિરાણ અને વીમાની પ્રદાન કરવી અને આધુનિક ખેતી તકનીકોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું સમાવેશ થાય છે, આ આ નીતિ હેઠળ સરકારે કૃષિ સંબંધિત સંસ્થાઓની સ્થાપના માટે ભંડોળ ફાળવ્યું હતું, જેમ કે કૃષિ university ઓ અને સંસાધનો કેન્દ્રો, આ કાર્યક્રમો અંગે Agro processing ઉદ્યોગોના વિકાસ માટે પણ સમર્થન પૂરું પાડયું હતું, જેણે કૃષિ ક્ષેત્રમાં મુલ્યવર્ધનને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ કરી હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, બે હજાર સોળમા ભારત સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરુ કરી, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને કુદરતની આફતોને કારણે પાકના નુકશાન સામે વીમા કવચ આપવાનો હતો, આ કાર્યક્રમનો ઉદેશ્ય પાક વીમાના કવરેજને વધારવા, ધિરાણ સુધી ખેડૂતોને પહોંચી સુધારો અને ટકાવ ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો હતો,

આમ ખેડૂતો પરનો આર્થિક બોજ ઓછો થાય છે, બે હજાર સોળમા ભારત સરકારે national agriculture market એટલે કે E -name platform શરુ કર્યું હતું, જેનો હેતુ સમગ્ર દેશમાં કૃષિ પેદાશો માટે એકીકૃત બજાર platform પ્રદાન કરવાનું હતું, આ યોજના હેઠળ platform ઉદેશી કૃષિ બજારમાં

આ યોજના હેઠળ platform હેઠળ ખેડૂતો તેમની પેદાશોનું વેચાણ digital platform દ્વારા કરી શકે છે, જે વેચાર્ય જરૂરત દૂર કરે છે, વ્યવહાર ખર્ચ ઘટાડે છે, platform નો ઉદેશ્ય ખેડૂત અને તેમની પેદાશોની વ્યાજબી કિંમત આપીને તેમની આવકમાં સુધારો કરવાનો હતો, social help કાર યોજના

નીતિ અને યોગ્ય પાક વિશીશતા ખાતરના ઉપયોગ માટેની ભલામણો ધરાવતી આરોગ્ય કાર્ડ્સ પ્રદાન ધરાવવાનો હતો, આ કાર્યક્રમનો ઉદ્દેશ ટકાવ સિદ્ધિ

આ યોજના હેઠણ ખેડૂતોના ખેતરોમાંથી માટીના અમુક નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા અને પ્રયોગશાળામાં પૃથ્થકરણ કરવામાં આવ્યા હતા. પૃથ્થકરણના આધારે health કારમાં ખાતરોનો યોગ્ય ઉપયોગ માટે ભલામણો કરવામાં આવી હતી, જેનાથી પાકની વધુ ઉપજ અને જમીનની તંદુરસ્તી સુધરે છે, agriculture insta structure fund બે હજાર વીસમાં ભારત સરકારે agriculture insta structure શરુ કર્યું, જેનો હેતુ કૃષિ insta structure ની વિકાસ માટેની નાણાકીય સહાય પુરી પાડવાનો હતો, કૃષિ હંમેશા માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે અને સમય જતા તે વિવિધ તકનીકો અને તકનીકો દ્વારા વિકસિત થયો છે, નવા અને નવીન સાધનોના વિકાસ સાથે આધુનિક ખેતી વધુ કાર્યશ્રમ, ઉત્પાદક અને ટકાવ બની છે, હાલ અને આપણે નવીન કૃષિક સાધનોની ચર્ચા કરીશું, જેમને ખેતીની પદ્ધતિઓમાં ક્રાંતિ લાવી છે,

એટલે કે એ satellite આધારિત navigation system છે કે જે ખેડૂતોનો ઉચ્ચ ચોકસાઈ સાથે તેના ખેતરોને શોધવા માટે સક્ષમ બનાવે છે, આ technology નો ઉપયોગ ક્ષેત્રમાં નકશા બનવવા માટે થાય છે, જેનો ઉપયોગ વાવેતર ગર્ભાદન અને લગનની કામગીરીને optimize કરવા માટે થઇ શકે છે, એટલે કે drone, drone માનવ રહિત હવાઈ વાહનો છે, જેનો ઉપયોગ પાકની દેખરેખ અને છટકાવ માટે થઇ શકે છે,